કેટલા પડ્યા છે તારી આજુ બાજુ માં? બહુ મારે એકસો પાંચ રૂપિયા થઈ ગયા છે petrol એ એક લીટર. હા હા તો lockdown જ્યાં જયારેથી પડિયાને ત્યારેથી વધારે ભાવ વધી ગયા. બરાબર હમ એવું છે? પાછા બી આવાનું છે lockdown પછી અત્યારે તો હા આ તો newsपढू છું એટલે ખબર પડી છે આ માં

એની શું બબાલ થઇ ગઈ હતી તને? શેની વિશેથી થયો? એવું છે બરાબર. છુટી નાખ્યા કે જેલમાં જ છે હજુ? એવું છે તો વધારે case થઇ ગયા હોય એવું ને હા બરાબર બરાબર એવું એવું બરાબર આવું ગલત આ ગલત ગલત કરે જાય મજા ના આવે એવું તો ના ચાલે. શું કેમ કરવું પડે? એવું ના ચાલે ને બકા એવું બી આની જોડે નહિ ફરવાનું તારે એવું જ એવું ભાઈબંધ જોડે નહિ ફરવાનું એવું દોસ્તીમાં તું જ હલવાઈ જઈશ એવું એવું.

બરાબર આ તો આ તો બીજા વાત શું કરે છે? આ તો અત્યારે જે ચાલે એવું આ વાત કર ને તું. અચ્છા તું ઉદાહરણ ઉદાહરણ આપે છે મને હા તો મનુષ્ય અલગ સાધા અલગ હોવા જોઈએ ને આપણે તો આ તો આનું ભગવાનનું વાત અલગ છીએ. આપણે ભગવાન નહિ અત્યારે આપણે મનુષ્ય છીએ. આપણા પાસે શક્તિ-વક્તિ નહિ અત્યારે પાક્કું એવું હોય તો નિભાવવુંએ પડે એવું બરાબર પીતો નહિ અત્યારે અને જોડે પીતો નહિ. એવું છે તો સારું કહેવાય. બરાબર છે સારું કહેવાય મને બોલ બીજું બતાય શું કરે અત્યારે? હા બોલ ને હા બોલ ગુજરાતીમાં નહિ આવડતું તને ગુજરાતી એવું પછી બરાબર એવું બરાબર બરાબર okay okay right બરાબર છે આ શાયરી સારું લાગ્યું મને

બરાબર ના બરાબર છે આતો હા તો કરવું જોઈએ ને બોલ બોલ અત્યારે બીજું શું? હા બરાબર છે આ તો હા instragram ચલાવે છે કે નહિ ચલાવતો? મારું મારું તો યાર હું network છે નહિ અત્યારે મારી જોડે balance ના પૈસા નહિ અત્યારે. એવું છે? બોલ બતાય બીજું શું કરે છે તું અત્યારે? બરાબર TV માં mobile માં mobile માં જોયો છે કે TV માં જોયો છે. એવું છે network નહિ કયાંક અત્યારે તારે? આટલું વધારે વેલા પતિ ગયું આટલું? એવું હે એવું થયું હે તારી જોડે? હમ બરાબર છે બરાબર બરાબર और અત્યારે ક્યાં કઈ જવાનો plan બનાવ્યો છે ક નહિ અત્યારે? એવું છે કઈ ફરવાનું જવાનું હોય તો મને કહેજે યાર હું બી આવીશ તારી જોડે. તારી જોડે શું છે? four wheeler છે તો આવી જઈશ. એવું છે? ના મારે તો bike ઉપર જવાનું છે. એવું છે? પેટ્રોલ તો છે ન? એવું છે એવું છે બરાબર છે હા તો. બોલ બીજું બોલ શું કરે અત્યારે? એવું mobile માં જોવે છે બરાબર और તું શું શું ખાધું અત્યારે? એવું છે બરાબર બોલ પછી શું કરે છે અત્યારે BA શું ચાલે છે college માં? બરાબર એવું છે બરાબર છે. બોલ બતાય હા ફાવતું નહી ને અત્યારે એટલે હા બરાબર ક્યાં ગયા હતા? એવું

હા એવું તો છે ના બોલ ભાઈ અત્યારે અરે અરે ના ના અત્યારે તો હું તો ઘરે જ છુ અત્યારે ક્યાં જવાનું? એવું છે હા નહી આવતો અત્યારે હા મજામાં મજામાં બરાબર નાના બરાબર છે. સારું છે સારું કહેવાય. હા બધા ઠીક છે.

બરાબર બરાબર એવું છે હા તો બોલીશ હવે ભાભીને કે આવે તારા ઘરે और बताय બીજું કયા જવાનો પ્લાન બનયો છે અત્યારે? અરે આતો નાનું નાનું જગ્યાએ નહી જવાનું આબુ-બાબુ જતું રહેવાનું અત્યારે તો. એવું છે હા તે તારે તો ક્યાંય જવાનું નહી અત્યારે. એવું છે હા તારે ઘરે એવું છે ઘરે તને તારે ઘરે આવીને વાત કરું perfect કે જવાનું છે બીજા job ઉપર તો વાત કરી નાખીશ. है ने? હા હા રાત્રે આવીશ હા આવીશ આવીશ એવું કેટલા રૂપિયા જોઈએ છે? અલ્યા પણ પાંચસો હજારમાં જતું રહેવાનું આબુ આબુ ફરી ફરી લેવાનું આમાં? ક્યાં જવાનું આહ river front જવાનું? Photo પાડવા એવું છે? ક્યાં પડાવ્યો હતો? હું તો હા તો તારા જોડે camera છે કે નહી અત્યારે?

હા તારા instargram માં કેટલા followers છે ભાઈ અત્યારે? એવું આટલું કેમ ઓછુ ઓછુ હા દસ K

હા whatsapp number છે આતો મારો હા જોવું. હા તો જોવું છું જોવાનું છે ને યાર આપણે આતો ભાઈબંધને જોવાનું પહેલા જોવાનું આતો ભાઈબંધ બે બે નિકોલથી હું બાપુનગર આવું ખાલી ચા પીવા માટે? હા અચ્છા ખેતલાઆપા મળીએ આપણે હા હા ચાલુ છે અત્યારે? હા તો ખબર નહિ આ બાપુનગર વધારે ખબર નહિ મારે હું ફરતો નહી એટલે હા એવું છે કોની જોડે ફરું છું બતાવ તો એવું છે. બે ભણું છુ ભણું છુ હવે અત્યારે શું કરવાનું આમાં? friend જોડે ફરવાનું એમાં બીજું cigarette આમાં શું. આહ બોલ બીજું શું કરે છે તું? એવું છે? હા તો હું રાત્રે આવું. તું બતાવજે માલ પડ્યો છે? શું એવું છે? વાંધો નહિ જોઈ લઈએ જોઈ લઈએ જોઈ લઈએ બધું માલ જોઈ લઈએ બોલ બતાવ જોડી કેટલા માં પડે છે આમાં માં તો ત્યાં ક્યાંથી બાપુનગરમાં છે? કઈ બાજુ? આહ લાલ દરવાજા બાજુ? એ સુખરામનગર હા તો સુખરામનગર સારું તો મળશે એવું? હા ભાઈ અત્યારે કમાતા નહિ એટલે આટલા વધારે પૈસા એવું બરાબર? કોઈ અત્યારે છુ કરે મને મજા નઈ આવતું બીજે જગ્યા અત્યારે નોકરી જવાનું છે અત્યારે DMart D Mart જવાનું છે અત્યારે તો D Mart જઈશ call centre એ આવીશ હા જાવ છું ને હા તો જવાદે ને બીજું વાત કરીએ આપણે DMart માં તો અત્યારે પાંચ હજાર સુધી મળી રહે વધારે ના મળે આમાં તો દાઢી cutting ના હવે શું એ હા દાઢી તો ના ચાલે આમાં દાઢી ના ના દાઢી તો ના ચાલે અત્યારે આતો formal માંગે આતો સીધો સાધો છોકરો માંગે આમાં DMart કરવાના છીએ પણ દાઢીના allowed જ નથી ને allowed નહીં કરીએ તો તારે બીજી જગ્યાએ જતું રહેવાનું. હા એમાં શું? એવું છે ના આતો મજા લેવા થોડીને આપણે નોકરી કરવા આવ્યા છીએ. એવું માજા થોડી લેવાની દાઢીમાં તો એ અરે એક કામ કરને તું બીજી જગ્યાએ જતો રહને હવે દાઢી દાઢી કરે છે તું તારે તો તું વધારે વળી ગયા છે તારી આહ મેં તારા instagram એ જોયું હતું. દાઢીવાળો photo હા બાબા બાબા બની ગયા તું બાબા એવું છે? બરાબર

એવું છે?

એવું થોડીને ચાલે તું જુઠું જુઠું બોલે છે અત્યારે. એવું કોઈના નસીબમાં હતું નહિ એવું એક cup એ આટલો બધો વધારે है ભાવ આનો? એવું તો ના ચાલેને વીસ cup પાંચ પાંચવાળા આપણે બે પિએ છે બાપુનગર બાજુ. એવું છે વધારે વધારે આતો થલતેજમાં એવું છે? શું કરીએ? બરાબર શું college માં શું ચાલે છે અત્યારે sem one છે કે sem two છે અત્યારે એવું છે પતવા વાળું છે. આતો થઇ જાય settlement એવું થોડીના હોય? બરાબર બોલ बताई મમ્મી પપ્પાના તબિયત પાણી શું ચાલે? તું તારી મોજમાં બરાબર છે

પણ કયા જવાનું તારે બોલ એતો પચાસ હજાર થોડી મળે તને businessman છે તું તું businessman છે તું અત્યારે? તે પચાસ હજાર તને મળે એવું છે બસ ત્રણ મહિના કમાવે તો bullet તો આવી જાય અરે second માં લઇ લોને આપણે એવું છે? આતો બહુ મોગું પડી જાય અત્યારે તો અત્યારે जेबमे એક રૂપિયા છે નહિ અત્યારે તું bullet ના વાત કરે હા બીજું બોલ તો લાવી નાખ હું તો મજાક કરું ભાઈ આ તો તું seriously લઇ લીધું યાર આમાં શું ઈજ્જતનું કચરું આ તો મજાક છે અત્યારે તો મજાકમાં ચાલે આપણે બંને સાંભળે છે બીજા તો કોઈ સાંભળતું નહિ આ તો ઈજ્જતનો કચરો શું રીતે થયો? મોઢા ઉપર મારશે તો હૂતો જતો રહીશ નીચે એવું છે? આતો ખાલી ખોટું ખોટું મારુ વિચારે મારુ बारे में વિચાર કરે છે આવું ના કરવાનું તારે ના ના એવું ના બે આતો તું ખોટું ખોટું ના सोच મારે ત્યાંજ આવી જાવ દસ મિનિટમાં થોડીને આવાનું હોય થોડો time લાગશે ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ જેવું લાગશે. એવું ક્યાં જવાનું આબુ-વાબુ જવાનું છે કે શું? એવું છે? બોલ बताई તારા જોડે कोनसीcolourकी શું કરે છે તું અત્યારે? હા में ऐसा बोल रहा हु क्या कर रहा? શું કરે છે અત્યારે તું? એવું છે? આ ફર ફર નહિ કરવાનું ફર ફર નહિ કરવાનું એક जगह બેસીને કામ કરવાનું તારે. એવું છે એવું ના કરવાનું બકા યાર એવું ના ચાલેને મારે भी માથું દુખે છે શું કરવાનું? ફોડી દેવાનું દીવાલમાં મારીને? એવું છે? બાપુનગરમાં અડધી કલાકમાં હા આવી જાવ અત્યારે તું વાત તો કર અત્યારે વાત કર અરે હજુ મારા ભાઈબંધ લઇ ગયા છે bike અત્યારે આવે તો આવું છુ પાછા તારા જોડે. હા હા મળી ગઈને કેમ નહિ મળે? મહેનત ક્યાં જાય છે કઈ ના जावे આતો મળી જવાનું અત્યારે શું બનીએ કઈ પણ ભણ્યો નહિ અત્યારે સુધી વિચાર આવતો નહિ દિમાગ મગજમાં શું કરીએ અત્યારે ખબર બી નહિ પડતું અત્યારે તો મારે હા યાર શું કરીએ અત્યારે તું કે તું બધા બની જા એવું કર એક કામ કર પ્રધાનમંત્રી બની જા એમા શું. હા તારે બનવાનું બીજા કોઈ જરૂરત નહિ અત્યારે કઈ કઈ પણ કરતો નહિ અત્યારે તો મોબાઇલ મચોળું છુ. બોલ બીજું શું કરે છે? આંખો નહિ બે મોબાઇલ મચોળું છુ અત્યારે

કેમ લાલ colour ના આમાં શું છે? જો એવું છે? હા તો બધું ચાલે બકા બધું ચાલે બકા એવું એવું છે? ચાલવા જોઈને એવું છે? બોલ બીજું શું કરે છે? બરાબર બીજા જગ્યા નોકરી કરવાનું તારે. કયા જવાનું બોલ અત્યારે? લાલ કપડામાં શું છે તારું? કરે છે તું એવું છે બરાબર

કહેતો તો ખરી phone ઉપર થોડું बहुत मालूम તો પડે એવું છે આમાં શું surprise ભાઈ આ જવાનું શું surprise તો એવું એવી રીતે કરે છે કે

બરાબર free free વાળું છે ને? બરાબર આહ સારું કહેવાય. એવું છે પાંચસો રૂપિયાનું શું કરવાનું આમાં? બાર કલાક નોકરી છે કે આંઠ કલાક નોકરી છે? એવું છે? और बताई બીજું.

એવું છે? અત્યારે તું શું કરે છે અત્યારે તું? બરાબર હું તો આવીશ થોડી વાર લાગશે મને પણ આવીશ જરૂર આવીશ અત્યારે મારું bike ભાઈબંધ લઇ ગયા છે અત્યારે હા આવે તો હું આવીશ.

Hello હાં hello આવે છે હો અવાજ.

movie નું પૂરું થયું ને હવે. હાં હો થઈ ગયું. હમણાં આ વખતે કાઇ નહીં. નહીં. કપાય છે અવાજ. hero આપડે કેટલા બધા ખો ખોઈ દીધા એમ સારા સારા. હાં હાં ઓલી ખબર ઓલી movie ms dhoni હાં ms dhoni ms dhoni હાં સુશાંત સિંહ એ તો કમાલ actor હતો. એને તો કેટલા સારા સારા movie કર્યા હતા. એનું last movie કયું હતું ઓલું? એનું last movie કયું હતું? ms dhoni હતું ને. ના ના એનું last movie કઈક સારું જ હતું મને નામ નથી આવડતું, ભૂલી ગઈ હમણાં.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

તેમાં લુ છીછોરે માં looser ખબર એ લોકો હોય એ લોકો નાં friend હોય ને એ બધા looser હોય પહેલા. હાં હાં પછી છેલ્લે.

Heroin કઈ હતી એમાં? નવી જ હતી heroin એકેય movie માં નહોતી આવેલી. હમ્મ . હાં હાં હાં. અચ્છા એ એ તો મને યાદ છે પણ આવતું નથી મગજ માં. મનેય તે. એ એનું last movie હતું. હમ્મ હાં હાં એની યાદ માં છેલ્લું ખબર છેલ્લે બનાવેલું હશે. હાં શું હતું એને? કોને? આ સુશાંત ને. એટલે બીમારી હતી એમ? બીમારી નહોતી કઈક pressure હતું કઈક ખબર નહીં tension ખબર જ નથી suicide શું કામ કર્યું ને એ. હાં હજુ કોઈ ને કઈ ખબર નથી પડી. Reason જ નથી ખબર બધા ખોટું ખોટું બોલે છે. એ તો બધા કેટલાય વય ગયા છે actors બધા કોરોનામાંય તે. હાં પછી પેલો સિદ્ધાર્થ શુક્લાય તે ખબર. big boss માં હતા. સિદ્ધાર્થ શુક્લા હાં. એ તે એને શું હતું? એને heart attack આવ્યું તું ને. હાં એવું heart attack જેવુ જ હતું કઈક. હાં એની girl friend હતી ને એવું કઈક હતું આવતું હતું એવું વચ્ચે. એને ઓલી હતી ને શહેનાઝ ગિલ. હાં એ બે big boss માં જ હતા ને. હારે જ હતા હાં. હાં હમ્મ. પેલો આપડે ખબર અમદાવાદ માં મહોત્સવ હતો? હાં એ તો પૂરો થઈ ગયો ને મહિના નો હતો. તું જઈ આવી ત્યાં. મજા આવે એવું હતું. શું? તું જઈ આવી એમ. અરે હું બે વાર જઈ આવી હતી. હાં પણ ત્યારે તો અવાય એમ નહોતું. હાં મારે problem મતલબ અમે લોકો બહાર ગયા તા ને અમે ફરવા ગયા તા ત્યારે એટલે ત્યાં નહોતા આવ્યા.

તમે કેટલા દિવસ રહ્યા હતા ત્યાં? અમે જો સ અ નહીં ચાર વાગે રાત્રે ચાર વાગે બસ માં આવ્યા હતા. પછી ત્યાં તો સાડા અગિયારે અમને પહોંચાડયા વચ્ચે બહુ traffic હતી ને. હમ્મ. સાડા અગિયારે પહોંચાડયા પછી અમે નાસ્તો કર્યો ને એવું બધુ કર્યું પછી start કર્યું પહલો show જોયો તેમાંય તો અડધી કલાક નું waiting તો ઈ જોઈ ને પછી બહાર આવ્યા. બજા બધા ઘણા show હતા આમ. નાસ્તો કરવામાં પ્રેમવતી. નાસ્તો કરવામાં મજા આવે એવું હતું બધુ. અચ્છા હાં બધા બહુ કેહતા હતા કે બહુ બધા ગયા હતા ત્યાં. હમ્મ flower show ને અટલ બ્રિજ એ બધુ હતું જોવા માટે. હાં જે જાય ને અમદાવાદ તે ત્રણ વસ્તુ જોઈ ને જ આવે.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 બનાવેલું હતું ને cartton ને ઓલું ના આવે. નાના છોકરા ને વધારે મજા આવે એવું એમ. હાં બાળ બાળ શું હતું એ બાળ? બાળનગરી હાં બાળનગરી અને એમાં તો બહુ જ સારો હતો. આખું પ્રમુખ સ્વામી મહારાજ નાં યાદ નું જ હતું બધુ. હવે કઈ બીજી વાર નહીં થાય. મોટામાં મોટો last હતો. હાં હો બધુ પાછું સેવામાં જ હતું જે જગ્યા હતી ને એ બધી સેવામાં જ. હાં અને કેટલી કેટલાક માણસો કામ કરતાં હતા એસી હજાર. નાં એ તો ઓછા વધારે છે. નાં નાં એસી હજાર જેવુ જ હતું કઈક. અમે ગયા ને . શું એસી હજાર જેટલા લોકો તો ખાલી ઇયાં સેવા જ કરતાં હતા એમ. હાં ઘણા ગયા હતા બધા. નાના નાના છોકરા હોય ને એય ગયા હતા પછી ત્યાં dance ને એવું હતું એમાંય બહુ રહ્યા હતા બધા. સેવા માં તો સારું facility બધુ સારું હતું એમ વ્યવસ્થા ને. હાં બધુ સારું હતું. ત્યાં અમે ગયા હતા ને બધુ સ્વછતા જ તે. તને કયાંય ગંદગી દેખાય જ નહીં. હાં અને મોટી વિશાળ જગ્યા માં બનાવ્યું તું કાં? હમ્મ હમ્મ સારું હતું એમ તો. તું નાં ગઈ ને.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 હાં બે વાર જઇ આવી પણ થાકી ગઈ. હાં મારે તો મારા બા ને મજા નોતી એટલે જવાય એમ નહોતું. એને છોડી ને કેમ જવું એટલે પછી અમે નહોતા ગયા. ઠીક. એમ પછી બધા વચ્ચે ખબર કોરોના કેતા ખબર કોરોના આવશે. કઈ આવ્યો નહીં. હાં બધા બિવડાવતા હતા. કઈ હવે પૂરો થઈ ગયો બીજો મહિનો પતવા આવ્યો. તો શું. એવું તો શું. અટલ બ્રિજય બહુ મસ્ત. night તો બહુ જ સારું, ત્યાં પણ એવું થાય છે night show હાં ત્યાંય તે સાંજે મજા આવે એવું.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

હમ્મ . એ બહુ મોટું હતું. તમે ત્યાંય ગયા હતા? હે? તમે ગયા હતા? અચ્છા. આમ આમ જોવાલાયક છે બધુ. હાં મે તારી story જોઈ તી તે મુયકી હતી ને મે કીધું ગઈ હશે આ. હાં હું ગઈ તી ને. જાવ એટલે મૂકવું જ પડે ને. આમ આમ જોવાલાયક છે બધુ. હાં બીજી વાર કયા થવાનું છે, જઈ અવાય જ ને. એ જ ને. તમે કઈ કઈ જગ્યા એ ગયા હતા. અમે કવ તો છું ને માર બા ને બહુ મજા નોતી ને એટલે અમે નહોતા ગયા પછી ગયા તા. કેરલા તો ગયા તા ને તું કે છો ને કે હાં હાં અમે ગયા હતા રાજસ્થાન ગયા હતા. ઓહ હો ત્યાં મજા આવી હશે ને. હાં બહુ મજા આવી અમે અઠવાડિયુ ગયા હતા ત્યાં.